રાત્રે બપોરે બધા જમે છે. શાંતિ થી સૂઈ જાય છે. સાંજે ઉઠી ને પછી પાછા નાના બાળકો ને ફટાકડા ફોડવા ના હોય. મોટા લોકો એમ ની જોડે. રાખવો પડે એના પછી રાતે જમે છે. સુઈ જાય છે. પબ્લિક ઘણા બધા હવે નવું ચાલુ કર્યું છે કે લોકો દિવાળી ના દિવસો માં ફરવા પણ જતા રહે છે. ત્રણ ચાર દિવસ માટે મસ્ત

વધારે માં વધારે લોકો ભેગા થઈ શકો. લોકો ભેગા થાવ. એના પછી દિવાળી ના થોડા જેમ કે આપ ને ફાયદા હોય તો એના ગેરફાયદા પણ હોય છે.

તો એક ગેર ફાયદો છે. બીજી વસ્તુ આજ કલ ફટાકડાઓ છે તો ઓછા ભાવે વેચવા માટે નું ક્વાલિટી થોડું ઘણું ફેરફાર કરવામાં આવે છે. જેના લીધે અમુક ફટાકડા જલ્દી ફૂટી જાય છે. અમુક જેવું થવું જોઈએ એવું થતું નથી. કંઈક અલગ જ થઇ જાય છે જેના લીધે બાળકો દાઝી જાય છે. આજકાલ દિવાળી માં તમે અઢાર ઓગણીસ વિસ વર્ષથી અઢાર પચીસ થી પચીસ વર્ષની વય વાળા લોકોને જો લોકો કઈ અલગ જ મસ્તી માં ફટાકડા ફોડ તા હોય છે. એકબીજા ઉપર બોમ્બ સળગાવી નાખે છે. બીજા પર રોકેટ છોડ્યા છે કોઠી નાખે છે ચક ડી નાખે છે. સગાઈ ને તો એમાં પણ ઘણું બધું નુકસાન થતું હોય છે. ઘણા બધા દાઝી જાય છે. બીજી વસ્તુ કહે તો દિવાળી માં ઘણું બધું જ ફની પોલ્યૂશન થાય છે ઘણું જ બધું કારણ કે બહુ જ અત્યારે મોટા મોટા બોંબ બની યા છે જેના લીધે બહુ ખતરનાક અવાજ આવે છે અને જે બહુજ ની pollution કરેં છે એના સિવાય તમારું. હવામાન પ્રદુષણ પણ થાય છે કારણ કે બહુ ધુમાડાઓ થઈ રહ્યા છે ત્યારે કલર કલર વાળા બોમ નીકળે છે. જેમાં બહુ ધુમાડા નીકળે છે તેના લીધે થોડું હવામાન પણ બગડી રહ્યું છે તો દિવાળી એક આનંદ નો લાઇટ નો તહેવાર છે તો ફટાકડા પર થોડું ઓછું ધ્યાન દઇએ નાના લોકો નાના બાળકો છે. ભુલકાઓ છે, એ લોકો ફોડસે છે કારણ કે એ લોકો સમજતા નથી. એમને ફોડવા દાવ પણ જે સમજી શકે તે લોકો થોડું ઓછુ ફટાકડા થોડો. સગા સંબંધીઓ જોડે ટાઈમ સ્પેન્ડ કર હૈ તહેવાર છે. બધાએ ભેગા થઈ ને ઉજવવા નો બધા ભેગા થઇ ને મજા કરવાની છે. ખાવા નું છે. સારું સારું વાતો કરવાની છે. ત્રણ ચાર દિવસની રજા હોય છે બધા ને નોકરી વાળાઓને ત્રણ ચાર દિવસ ની હોય છે. સ્કૂલ માં બાળકો ભણ તા હોય તેમને પંદર વીસ દિવસ ની રજાઓ મળે છે તો થોડુ આ ગેર ફાયદો છે તો ધ્યાન રાખે તો ફાયદા ની વસ્તુઓ જેની પર થોડું ધ્યાન રાખીએ તો તહેવાર ઔર સારો થઈ શકે એવું મારું કેવું છે. okay મને સાંભળવા માટે તમારો આભાર thank you

તત્વોનું આવર્તિય વર્ગીકરણ આપણે શીખી ગયા છીએ કે જુદી જુદી વસ્તુઓ અથવા સંયોજ સદીએ તેમના ગુણધર્મના આધારે વર્ગી વર્ગીકૃત કરેલ છે અન્ય પરિસ્થિતિઓમાં આપણા કેટલાક ગુણધર્મો આધારિત વ્યવસ્થા ઉદાહરણો જોવા મળે છે જેમ કે દુકાનમાં સાબુ અને સાબુને એક સાથે એજ જગ્યા એ રાખવાંમાં આવે છે. જયારે બ્લિચિંગ ને એક સાથે અન્ય જગ્યા એ રાખવામાં આવે છે સાબુમાં પણ નાહવા સાબુઓને કપડાં ધોવા એ સાબુ ઓ ને અલગ રાખવામાં આવે છે આજ રીતે વૈજ્ઞાનિકો એ પણ તત્વોના તેમના ગુણધર્મો ના આધારે વર્ગીકૃત કરવા માટે ઘણા પ્રયત્નો કાર્ય છે અને રિવસ્થિત ગોઠવણી મેળવી તત્વ ના વર્ગીકરણ માટે ના સૌ પ્રથમ પ્રત્યેના પરિણામે સ્વરૂપે વળતા તત્વોને ધાતુઓ અને અધાતુઓ જૂથમાં વહેંચવામાં આવ્યા છે. ત્યારબાદ જેમ તત્વને તેના ધાતુઓ અધાતુઓ જૂથની વહેંચણી કેવી રીતે કરવી તે માટેના પ્રયત્નો થતા હોય છે સમાજના ગુણધર્મો કરાવતા તત્વને જૂથમાં ગોઠવણો પ્રયાસ કર્યો તેમને પણ તત્વ ધરાવતા કેટલાક જૂથો ઓળખી બાવાવ્યા તેથી તેમને જૂથની ટીપુટી કહેવામાં આવે છે દર્શાવ્યું કે ત્રિપુટી ત્રણ તત્વને તત્વ તેમના પરમાણ્વીય દળ ના ચડતા ક્રમમાં ગોઠવામાં આવે છે. ત્યારે ત્યારે કલ્પના કરો કે તમને અને તમારા મિત્રને ટુકડા ટુકડામાં વિભાજીત એક નકશો મળે છે ખજાના સુધી નો રસ્તો જાણવો સહાય સહેલો હતો કે અવ્યવસ્થાધરાવતો હતો રાસાયણિક વૈજ્ઞાનના પણ આવી રીતે અવ્યવસ્થા હતી કે તત્વ તત્વ તો જાણો

જેટલું થઈ ત્યાં ઉદાહરણ તરીકે લિચીયમ સોડિયમ અને પ્રોટેકશન ધરાવતી ત્રિપુટી લો જેના પરિણામ પરમાણીય દળ પ્રમાણ છે લઈ અને તેના પરમાણીય દળની સરેરાશ શું છે એમનેના પરમાણીય દળ સાથેની કેવી રીતે કહી શકીયે દેબારમેનના ક્રમ રચ્યા ને રાસાયણિક તત્વો તત્વોના ગુણધર્મોના પરમાણ્વીય દળ સાથે સબંધિત ધ્યાન સાર રાખવામાં આવે છે આ અંગ્રેજો વૈજ્ઞાનિક વૈજ્ઞાનિકો જાણતા તત્વના પરમાણ્વીય દળના કળથળ ક્રમાંક માં ગોઠવ્યા તેમને સૌ થી ઓછા પરમાણ્વીય દળ ધરાવતા તત્વ થી સર્વસ્થ કરી હતી. તેમને જોયું કે પ્રત્યક આંખમાં તત્વને ગુણધર્મો પ્રથમ તત્વના ગુણધર્મો મેટ આવે છે જાણે તેની કિનસંગીતના શકાય અને તેથી તેથી તેમને અષ્ટક અષ્ટકવર્ણન વિધાન કહે છે. તે તે ન્યુલેનના અષ્ટક નિત્યમ અને સોડિયમ ગુણધર્મો સમાન હતા સોડીયન લિચીયમ પછીનો આઠમો તત્વ છે આજ રીતે બેરિલિયમ અને મેગ્નશિયમ એકબીજાને મોડિયા આવે છે ન્યુલેનના કષ્ટકના મુલ્ડ સ્વરૂપનો ભાગ કોષ્ટકમાં આપેલ છે એવું એવું શોધ્યું છે તે અષ્ટકવર્ણો ઇથાઇન માત્ર ટેલિત્ય સુધી લાગુ પડતો હતો અરણ કે કૌશલ્ય પછી પ્રત્યેક આઠમા તત્વના ગુણધર્મ પહેલા તત્વને મળતા આવતા નથી નુલેન્ડ કલ્પના કલ્પના એ કરી કે કુદરતમાં માત્ર છપ્પન તત્વ આગે છે. અને ભવિષ્ય્માં કોઈ અન્ય તત્વ ચોંટશે નહિ પરંતુ ત્યાર બાદ

શું તમને કોષ્ટકમાં આવા ઉદાહરણો ગોતી શકો છો ધ્યાન આપો કે જૂથમાં છે અને એક સાથે ફ્લોરિંગ ક્લોરિન્ગ અને ઘ્વમિંગ સાથે હરોળ રાખવામાં આવ્યા છે. તેમના ગુણધર્મો આ તત્વો કરતા જુદા જુદા છે આર્યનેત્ય ગ્લોબલ અને નીર્લપ્ત સાથે ગુણધર્મોના સમાન ધરાવતા નથી તેના આ તત્વ થી દૂર રાખવામાં આવ્યો છે ન્યૂનના અષ્ટકોણનો વિકાન્ત અષમકાર્ય

તત્વના વર્ગીકરણનો મુખ્ય શ્રેષ્ઠ પરીક્ષણ રાસાયણિક શાસ્ત્રી દરમિયાન મેળવવામાં આવ્યો છે. તત્વના અષ્ટકોણનો પ્રારંભિક વિકાસમા તેમનું યોગદાન મુખ્ય રહ્યું કે જેના તત્વને તેના ગુણધર્મો પ્રમાણે પરમાણ્વીય દળ રાસાયણિક ગુણધર્મોના સમાવ્યા સામાવામાં આવ્યું છે. જયારે મેડીલે પોતાના કાર્યની શરૂઆત કરી ત્યારે તત્વોના જાણીતા હતા તેમને તત્વના પરમાણ્વીય દળ અને તેમના ભૌતિક તેમજ રાસાયણિક ગુણધર્મો વચ્ચેના સબંધો ઉપસાવ્યા રાસાયણિક ગુણધર્મો ની વચ્ચે મેડીએ તત્વના ઓક્સિજન અને હાઇડ્રોજન સાથે બનતા સંયોજક ધ્યાન કેન્દ્રિત કર્યું તેમને ઓકસીજન અને હાઇડ્રોજન પ્રોસન કાર્ય કેમ કે એ અટવિસય છે. તથા મોટા ભાગના તત્વ સાથે સંયોજનમાં બનાવે છે તત્વ દ્વારા બનતા સંયોજનના હાઇડ્રોજન અને ઓક્સિજનના તત્વના વર્ગીકરણ માટેના મૂળભૂત ગુણધર્મો ગુણધર્મો તરીકે ગોતવામાં આવ્યા છે ત્યાર બાદ તેમને તેસઠ કાળ લીધા ને રસિક ઉપર એક તત્વના ગુણધર્મો લખાવ્યા તેમને સમાન ગુણધર્મો ધરાવતા તત્વ ને અલગ કર્યા અને તેને લગાવી દીધેલા હતા તેમણે અલોકન કર્યું કે મોટા ભાગના તત્વને ધ્યાન મળી ગયું હતું તથા પણ પોતાના પરમાણ્વીય દળના ચડતા ક્રમમાં તે તત્વ ગોઠવામાં ગોથવાય ગયા પણ તે અલંકાન કર્યું તે સમાન અને ભૌતિક અને રાસાયણિક ધરાવતા જુદા જુદા અને નીતિ વિરાન પછી ફરી આવ્યા